અહીંયા એક જૂના ઘરની પાછળનો વાળો નજરે આવે છે.

ને બરાબર એના ગ્રાઉન્ડ પરના નીચેના ભાગે સી_ટી સ્કેન નું પણ એક બોર્ડ લગાવેલ છે.

બાજુમાં ઇન્ટેલ નું બોર્ડ દેખાય છે અને ત્યાં લે બે રેડ કલર ની ચેર પણ નજરે આવે છે.

આ ચિત્રની અંદર એક રોડ દેખાઈ છે રોડ ની બરાબર લગો લગ એક પેટ્રોલ પંપ દેખાઈ છે.

એ વોટર ફોલ ની મજા માણવા માટે અને આનંદ માણવા માટે ઘણા બધા માણસો આવેલા દેખાય છે.

એ બ્રીજ ના કામ કરવા માટે ત્યાં ઘણી બધી એમ_એસ ના સ્ટ્રકચરો ઉભા કરેલ દેખાય છે.

એની ઉપ એક પ્લેટફોર્મ દેખાય છે પ્લેટફોર્મ ની ઉપર બે ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટા પણ દેખાય છે.

એ પેસેજ માં પેવર બ્લોક લગાવેલા દેખાય છે અને એ પેવર બ્લોક વાળા પેસેજ માં ત્રણ બાયો વિકલ પડેલા દેખાય છે.

ટેન્ટ હાઉસ નો કલર વાઈટ દેખાય છે એ ટેન્ટ હાઉસ માં ચડવા માટે બે સાઇટ થી નાના પગથિયાં બનાવેલા દેખાય છે.

હેર સલૂન ની અંદર એક માણસ વાળ કટીંગ કરાયને ઉભી રેયલો દેખાય છે.

સ્કૂલ ના પેસેજ વાળા ભાગમાં બેન્ચો મુકેલી દેખાય છે બેન્ચ ની સામેની બાજુ એક પ્લાસ્ટિક ની ચેર પણ દેખાય છે.

કળાયુની ઉપર એક સ્ટીલ ની ટ્રે મૂકેલી દેખાય છે.

પેસેજ ની બંનેવ સાઈડ માં ધર્મશાળા આવેલી હોય એવું દેખાય છે.

જ્યાં અલગ અલગ આઈટમ ની થપ્પી મારેલ દેખાય છે.

એક પ્રાઇઝ ટેગ થ્રી રૂપિસ થ્રી ફીફ્ટી ફાઈવ બીજો ટેગ રૂપિસ થ્રી સેવન્ટી ફાઈવ ત્રીજો ટેગ થ્રી નાઈન્ટી નાઈન .

એ ખેડતા ખેડતા થોડા અંતરે પહોંચ્યા હોય એવું લાગે છે.

આ ચિત્રની અંદર એક ઓલા ગાડીનો શોરૂમ દેખાય છે.

આ ચિત્રની અંદર એક નાનું સરખું બિલ્ડીંગ બનાવેલું દેખાય છે.

જે બિલ્ડીંગ ની ગ્રે કલર અને વાઈટ કલર મારેલ દેખાય છે.

એ એરિયા માં થોડા થોડા અંતરે ફ્લાવર પોટ પણ લગાવેલા દેખાય છે.

એ શોપ બે પાર્ટ માં હોય એવું લાગે છે અને એના બે રોલિંગ શટર ખુલ્લા દેખાય છે.

શોપ ની બહારની બાજુ એક બોર્ડ મારેલુ દેખાઈ છે એ બોર્ડ ઉપર યાદગાર ચિકન એવુ વંચાય છે.

શોપ ના બરાબર વચ્ચે ગલગોટા ના હાર વાળો એક હાર લગાવેલો દેખાય છે.

એક બોટ ખાલી દેખાય છે જે બોટ પર ઓરેન્જ કલર ની ધજા પણ લગાવેલી દેખાય છે.